આ ચિત્ર બેંક ની બહારનું છે જેનું નામ ભારતીય સ્ટેટ બેન્ક છે.

બાહારની બાજુએ બે વ્યક્તિ ઉભેલ ઊભીને કંઈક ચર્ચા કરી રહ્યા હોય એવું લાગે છે.

સ્વીચ બોર્ડ પણ દેખાઈ રહ્યું છે પાછળ ફુગ્ગા પણ દેખાઈ રહ્યા છે.

પતરાનો શેડ દેખાઈ રહ્યો છે જેના પર એક પંખો લાગેલો છે.

ઘણી મોટી મહાવિદ્યાલય દેખાઈ રહી છે આગળ નાના-નાના ઝાડ પણ દેખાઈ રહ્યા છે.

આ ચિત્ર નદીનું છે જેના પર એક પુલ દેખાય રહ્યો છે.

આ ચિત્ર હોટલ નું દેખાઈ રહ્યું છે જેની પાછળ એક ડુંગર પણ દેખાઈ રહ્યો છે.

પોસ્ટર પર યાત્રીઓને રહેવા માટેની ઉત્તમ સુવિધાઓ તથા એટેચ બેડરૂમ મળશે એમ લખવામાં આવ્યું છે.

ચિત્ર ડરિયા કિનારાનું ડેખાઈ રહ્યું છે જેમાં ઘણા બઢા મોટા નાળિયેલીના ઝાડ પણ ડેખાઈ રહ્યા છે.

એક મોટો બગીચો દેખાઈ રહ્યો છે જેમાં લોન ઉગેલી દેખાય છે.

આ ચિત્રમાં પતરાનો એક મોટો શેડ દેખાઈ રહ્યો છે.

ચિત્રમાં એક મોટી ગાડી દેખાઈ રહી છે જેનો કલર વ્હાઈટ છે જેના બે ટાયર એક બાજુ દેખાઈ રહ્યા છે.